સી એન્ડ Cમા અરે પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે
આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું અરે શું છે
અરે નું ડીકલેરેશન શું છે
અરેનું ઇનીશલાઈઝેશન પર કેટલાક ઉદાહરણો આપણે અમુક સામાન્ય એરરો અને તેમનાં ઉપાયો પણ જોઈશું
આ ટ્યુટોરીયલને રેકોર્ડ કરવા માટે હું વાપરી રહ્યી છું ઉબુન્ટુ ઓપરેટીંગ સીસ્ટમ આવૃત્તિ 1104
જીસીસી અને g કમ્પાઈલર આવૃત્તિ 461
ચાલો અરે ના પરીચય સાથે શરૂઆત કરીએ
અરે એ ડેટા અથવા કે સમાન ડેટા પ્રકાર એલીમેન્ટ્સનું એક કલેક્શન છે
અરે ઇન્ડેક્સ 0 થી શરુ થાય છે
પ્રથમ એલિમેન્ટ ઇન્ડેક્સ 0 પર સંગ્રહિત થાય છે
અરેત્રણ પ્રકારના છે
સિંગલ ડાયમેન્શનલ અરે
સિંગલ ડાઇમેન્શનલ અરે ત્વો ડાયમેન્શનલ અરે અને ટુ ડાઇમેન્શનલ અરે multi ડાયમેન્શનલ અરે
મલ્ટી ડાઇમેન્શનલ અરે આ ટ્યુટોરીયલમાં આપણે સિંગલ ડાયમેન્શનલ અરે સિંગલ ડાઇમેન્શનલ અરે ની ચર્ચા કરીશું
ચાલો જોઈએ સિંગલ ડાયમેન્શનલ અરે સિંગલ ડાઇમેન્શનલ અરે ને કેવી રીતે ડીકલેર કરવું
આ માટેનું સિન્ટેક્સ છે
data ટાઇપ નામે ઓએફ થે અરે એન્ડ સાઇઝ ઉદાહરણઅહી આપણે એક ઈંટીજર અરે સ્ટારને ડીકલેર કર્યું છે જે 5 એલિમેન્ટ ધરાવે છે
અરે ઇન્ડેક્સ સ્ટાર 0 થી સ્ટાર 4 સુધી શુરુઆત થશે
આપણે અરેનું ડીકલેરેશન જોયું હવે આપણે અરેનું ઇનીશલાઈઝ જોશું
આ માટેનું સિન્ટેક્સ છે
data ટાઇપ સાઇઝ ઇસ ઇક્વલ ટીઓ એલિમેન્ટ્સ ઉદાહરણઅહી આપણે એ ઈંટીજર અરે સ્ટાર માપ 3 સહીત ડીકલેર કર્યો છેઅરે ના એલિમેન્ટ 1 2 અને 3 છે અહી ઇન્ડેક્સ સ્ટાર 0 થી શરુ થઈને સ્ટાર 2સુધી છે
હવે ચાલો ઉદાહરણો તરફે જઈએ મેં એડીટર પર પહેલેથી જ પ્રોગ્રામ ટાઈપ કર્યો છે
તો ચાલો હું તે ખોલું
નોંધ લો આપણી ફાઈલ નું નામ arrayસી છે
આ પ્રોગ્રામ માં આપણે અરેમાં સંગ્રહિત થયેલ એલીમેન્ટોનો યોગ ગણતરી કરીશું
ચાલો હું કોડ સમજાવુ
આ આપણી હેડર ફાઈલ છે
આ આપણું મુખ્ય ફંક્શન છે અહી આપણે અરે સ્ટારને માપ 3 સહિત જાહેર અને ઇનીશલાઈઝ કર્યું છે
અરેના એલીમેન્ટો 4 5 અને 6 છે
ત્યાર બાદ આપણે ઇન્ટિજર વેરિએબલ સુમ ઇનટીજર વેરિયેબલ સમ ને જાહેર કર્યું છે
અહી આપણે અરેના એલીમેન્ટોને ઉમેરીએ છીએ અને સુમ સમ માં સંગ્રહિત કરીએ છે
નોંધ લો કે 4 એ ઇન્ડેક્સ 0 પર સંગ્રહિત થશે5 એ ઇન્ડેક્સ 1 પર સંગ્રહિત થશે અને 6 એ ઇન્ડેક્સ 2 પર સંગ્રહિત થશે
ત્યાર બાદ આપણે સુમ સમને પ્રિન્ટ કરીએ છે
આ આપણું રિટર્ન સ્ટેટમેન્ટ
રીટર્ન સ્ટેટમેંટ છે
હવે સેવ પર ક્લિક કરો
ચાલો પ્રોગ્રામ એક્ઝેક્યુટ કરીએ
તમારા કીબોર્ડ પર Ctrl Alt અને ટી કી એકસાથે દાબીને ટર્મીનલ વિન્ડો ખોલો
કમ્પાઈલ કરવા માટે ટાઈપ કરો જીસીસી સ્પેસ અરે ડોટ સી સ્પેસ હાયપેન ઓ અરે અને એન્ટર દબાવો
એક્ઝેક્યુટ કરવા માટે ટાઈપ કરો ડોટ સ્લેશ અરે એન્ટર દબાવો
અહી આઉટપુટ આપેલ રીતે દેખાય છે થે સુમ ઇસ 15
ચાલો હવે ઔમ્ક સમાન્ય એરરો જોઈએ જે સાથે આપણે રૂબરૂ થઈ શકીએ છીએ પ્રોગ્રામ પર પાછા આવીએ ધારો કે અહી લાઈન નંબર 4 પર આપણે છગડીયા કૌંસ ભૂલીએ છે
સેવ પર ક્લિક કરો
ચાલો જોઈએ શું થાય છે
ટર્મિનલ પર પાછા આવો
ચાલો પહેલાની જેમ જ કમ્પાઈલ કરીએ આપણને એરર દેખાય છે
ઇન્વેલિડ ઇનિશિયલાઇઝર એન્ડ એક્સપેક્ટેડ આઇડેન્ટિફાયર ઓર બ્રેકેટ બેફોર ન્યુમેરિક કોન્સ્ટન્ટ
કારણકે અરે છગડીયા કૌંસ અંતર્ગત ઇનીશલાઈઝ થવું જોઈએ
આપણા પ્રોગ્રામ પર પાછા આવીએચાલો એરર સુધારીએ
અહીં લાઇન નંબર 4 પર છગડીયા ટાઈપ કરો Saveપર ક્લીક કરો
ચાલો એક્ઝેક્યુટ કરીએ
ટર્મિનલ પર પાછા આવો
ચાલો પહેલાની જેમ કમ્પાઈલ કરીએ
ચાલો પહેલાની જેમ એક્ઝેક્યુટ કરીએ
હા આ કામ કરી રહ્યું છે
હવે આપણે સમાન પ્રોગામCએક્ઝેક્યુટ કરીશું
આપણા પ્રોગ્રામ પર પાછા આવીએ
હું અહી અમુક વસ્તુઓ બદલીશ
પ્રથમ તમારા કીબોર્ડ પર Shift Ctrl અને એસ કીઝ એક સાથે દબાવો હવે ફાઈલને ડોટ cppએક્સટેન્શન સાથે સંગ્રહિત કરો અને Saveપર ક્લિક કરો
ચાલો હેડર ફાઇલ હેડર ફાઈલ ને આઇઓસ્ટ્રીમ આઈઓ સ્ટીરીમ તરીકે બદલીએ
હવે યુઝિંગ યુસિંગસ્ટેટમેન્ટનો સમાવેશ કરો
Cમા અરેનું ડીકલેરેશન અને ઇનીશલાઈઝેશન સમાન છે
તેથી અહી કઈ પણ બદલવાની જરૂર નથી
હવે printfસ્ટેટમેન્ટને કાઉટ સ્ટેટમેન્ટથી બદલો
ફોર્મેટ સ્પેસિફાયર ફોર્મેટ સ્પેસી ફાયરઅને બેક સ્લેશ ન બેક સ્લેશ એનને રદ કરો હવે અલ્પવિરામ રદ કરો અને બે ખુલ્લા કોણ કૌંસ લખો અહી કૌંસ રદ કરોફરી બે ખુલ્લા કોણ કૌંસ ટાઈપ કરો અને બમણા અવતરણ માં બેક સ્લેશ ન ટાઈપ કરો
હવે સેવ પર ક્લિક કરો
ચાલો એક્ઝેક્યુટ કરીએ ટર્મિનલ પર પાછા આવીએ
કમ્પાઈલ કરવા માટે ટાઈપ કરો g સ્પેસ અરે ડોટ સીપીપી સ્પેસ હાયપેન ઓ સ્પેસ અરે1
અહી આપણી પાસે અરે1 અરે છે કારણકે આપણે અરે ડોટ cફાઈલ માટે આઉટપુટ પેરામીટર અરે ને ઓવરરાઈટ કરવા ઇચ્છતા નથી
હવે એન્ટર દબાવો
એક્ઝેક્યુટ કરવા માટે ટાઈપ કરો ડોટ સ્લેશ અરે1 એન્ટર દબાવો
આઉટપુટ આપેલ રીતે દેખાય છે થે સુમ ઇસ 15 આપણે જોઈ શકીએ છે કે આપણા સી કોડ સમાન છે
હવે આપણે હજુ એક સામાન્ય એરર જોઈશું આપણા પ્રોગ્રામ પર પાછા આવો
ધારો કે લાઈન નમ્બર 7 પર ટાઈપ કરો star1 star2 અને star3 સેવ પર ક્લિક કરો
ચાલો એક્ઝેક્યુટ કરીએ ટર્મિનલ પર પાછા આવીએ
ચાલો હું પ્રોમ્પ્ટ ને સાફ કરું
ચાલો પહેલા ની જેમ જ કમ્પાઈલ કરીએ
ચાલો પહેલાની જેમ જ એક્ઝેક્યુટ કરીએ
આપણને અનપેક્ષિત આઉટપુટ મળે છે કારણકે અરે ઇન્ડેક્સ0 થી શરુ થાય છે
આપણા પ્રોગ્રામ પર પાછા આવોઆપણે જોઈ શકીએ છે અરે ઇન્ડેક્સ 1થી શરુ થાય છે
એટલા માટે તે એરર આપે છેચાલો એરર સુધારીએ
અહી ટાઈપ કરો 0 1 અને 2સેવ પર ક્લિક કરો ચાલો એક્ઝેક્યુટ કરીએ ટર્મિનલ પર પાછા આવીએ
ચાલો પહેલા ની જેમ જ કમ્પાઈલ કરીએપહેલાની જેમ જ એક્ઝેક્યુટ કરીએ
હા આ કામ કરી રહ્યું છે
હવે આપણી સ્લાઈડો પર પાછા જઈશું
સારાંશ માટે આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા Arraysઅરેસ સિંગલ ડાયમેન્શનલ Arraysસિંગલ ડાઇમેન્શનલ અરે ને ડીકલેર કરતા
સિંગલ ડાયમેન્શનલ Arraysસિંગલ ડાઇમેન્શનલ અરે ને ઇનીશલાઈઝ કરતા
ઉદાહરણ ઇન્ટ star34 5 6 અરે એલિમેન્ટ ને ઉમેરતાઉદાહરણ સુમ ઇસ ઇક્વલ ટીઓ સ્ટાર 0 પ્લસ સ્ટાર 1 પ્લસ સ્ટાર 2 એસાઈનમેન્ટ તરીકે અરે માં સંગ્રહિત થયેલ એલિમેન્ટોના તફાવત ને ગણતરી કરતું એક પ્રોગ્રામ લખો
નીચે આપેલ લીંક ઉપર ઉપલબ્ધ વિડીયો જુઓ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
જોડાવાબદ્દલ આભાર